આ ચિત્રમાં આપને કન્સ્ટ્રકશન નું કામ જોવા મળી રહ્યું છે એક માણસ ઉભો છે.

અહીંયા અલગ-અલગ બ્રાન્ડ ની વસ્તુઓ મળે છે જેમ કે સીએટ વેગા એક્સાઇડ એમ_આર_એફ ટાયર્સ ગલ્ફ અને કેસ્ટ્રોલ .

એક ઇમારત છે એનું નામ ગાયત્રી શક્તિપીઠ છે.

ઇમારતના બહાર બે બાઈક અને સાઈડ પર એક સ્કુટી જોવા મળે છે.

અને ચાવલની ગોનીઓની થપ્પી કરી મૂકી છે એના અલગ અલગ ભાવ છે.

અહીંયા ફુલથી શણગારેલું છે અને પંડિટ એમની પૂજન કરે છે.

અને એના બાજુમાં માણસ બેસેલો છે ને બીજા બધા માણસો દવા લેવા આવે છે પરછી સાથે.

ત્યાં એક નાની સી ઇમારત છે રેલ્વે સ્ટેશન નો રસ્તો હોય એવું લાગે છે.

ને ઘરની બાજુમાં એક નાનું શું લીસર પટ્ટી અણે બે ત્રણ જુળા જોવા મળે છે.